ક્રિએટિંગ ક્લાસીસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું
વાસ્તવિક વિશ્વમાં ક્લાસ જાવામાં ક્લાસ જાવા ક્લાસ નું સ્ટ્રક્ચર જાવા ક્લાસ માટેની સીન્ટેક્ષ અને જાવા ક્લાસ નાં સરળ ઉદાહરણો અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જેડીકે ૧૬ અને એક્લીપ્સ ૩૭૦ વાપરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને એક્લીપ્સ માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ
જો નથી તો spoken tutorialઓર્ગ પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ
હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં ક્લાસ શું છે
જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઓબ્જેક્ત્સ છે
અને તમામ ઓબ્જેક્ત્સનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે
દરેક જૂથ એક ક્લાસ તરીકે સંબોધાય છે
ઉદાહરણ તરીકે માણસ જાત એક ક્લાસ છે
આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઓબ્જેક્ત્સ છીએ
આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ પગ હાથ વગેરે
જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે
જોવું ખાવું ચાલવું વગેરે વર્તણૂક છે જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે
હવે ચાલો જોઈએ જાવા માં ક્લાસ શું છે
ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઓબ્જેક્ત્સ બનાવાયા છે
જાવા ક્લાસનું સ્ટ્રક્ચર ક્લાસ વ્યાખ્યાયિત કરે છે વેરીએબલ કહેવાતી પ્રોપર્ટીઓનો સમૂહ અને મેથડ કહેવાતી વર્તણુકોનો સમૂહ
હવે ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની સીન્ટેક્ષ જોઈએ મોડિફાયર ક્લાસ classname છગડીયા કૌંસમાં વેરિએબલ કન્સ્ટ્રક્ટર અને મેથોડ ડિક્લેરેશન્સ
આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું
હવે ચાલો એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવીએ
મેં એક્લીપ્સ પહેલાથી જ ખોલ્યું છે
હવે ચાલો પ્રોજેક્ટ બનાવીએ
ફાઇલ પર ક્લિક કરો ન્યૂ પર જઈને જાવા પ્રોજેક્ટ પર ક્લિક કરો
ન્યૂ પ્રોજેક્ટ વિઝાર્ડ માં પ્રોજેક્ટ નામ ક્લાસડેમો તરીકે દાખલ કરો જેમાં સી અને ડી કેપિટલ હોય
ત્યારબાદ ફિનિશ પર ક્લિક કરો
આપણે જોયું કે પ્રોજેક્ટ ક્લાસડેમો બની ગયો છે
આપણે હવે સ્ટુડન્ટ નામનો જાવા ક્લાસ બનાવીશું
તો ક્લાસડેમો પર જમણું ક્લિક કરો ન્યૂ પર જાઓ અને ક્લાસ પર ક્લિક કરો
ન્યૂ જાવા ક્લાસ વિઝાર્ડ માં નામે સ્ટુડન્ટ તરીકે ટાઈપ કરો
આપણે જોઈ શકીએ છીએ કે અહીં મોડિફાયર એ પબ્લિક છે
આ દર્શાવે છે કે ક્લાસ એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે
જો ક્લાસ મોડીફાયર ન ધરાવે જે ડિફોલ્ટ છે તો તે ફક્ત તેના પેકેજ અંદર જ દૃશ્યમાન થાય છે
આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું
અહીં મેં પબ્લિક પસંદ કર્યું છે
મેથડ સ્ટબ માં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પસંદ કરો
ત્યારબાદ ફિનિશ પર ક્લિક કરો
આપણે જોઈ શકીએ છીએ કે સ્ટુડન્ટ નામનો ક્લાસ બની ગયો છે
હવે ચાલો હું કમેન્ટોને રદ્દ કરું
સ્ટુડન્ટ ક્લાસ પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે નામે રોલ નંબર માર્ક્સ વગેરે તો આ સ્ટુડન્ટ ક્લાસ અંદર ચાલો હું બે વેરીએબલો રોલ નંબર અને નામે જાહેર કરું
તો હું ટાઈપ કરીશ ઇન્ટ રોલ અંડરસ્કોર નંબર અર્ધવિરામ
સ્ટ્રીંગ નામે અર્ધવિરામ
આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે હવે ક્લાસ મેથડો પણ ધરાવે છે
તો ચાલો હું સ્ટુડેન્ટડિટેઇલ નામની એક મેથડ બનાવું
આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે
તો ટાઈપ કરો વોઇડ સ્ટુડેન્ટડિટેઇલ ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ ખુલ્લો છગડીયો કૌંસ
હવે આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે
તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે રોલ નંબર ઇસ આપણે તેને નંબર ઇસ તરીકે ટાઈપ કરી શકીએ છીએ ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ roll number અર્ધવિરામ
પછીની લાઈનમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે નામે ઇસ પ્લસ નામે અને અર્ધવિરામ
હવે મેઈન મેથડ અંદર આપણે ટાઈપ કરીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં વે હવે ક્રિએટેડ એ ક્લાસ વિથ ત્વો વેરિએબલ્સ એન્ડ 1 મેથોડ
આ રીતે આપણે ક્લાસ સ્ટુડન્ટ બનાવ્યો છે
હવે ચાલો કન્ટ્રોલ અને એસ કી એકસાથે દબાવી હું ફાઈલને સંગ્રહીત કરું
ચાલો હું કન્ટ્રોલ અને ફ11 કી એકસાથે દબાવી પ્રોગ્રામને રન કરું
આપણને આઉટપુટ આ રીતે મળે છે160 વે હવે ક્રિએટેડ એ ક્લાસ વિથ 2 વેરિએબલ્સ એન્ડ 1 મેથોડ જેવું કે આપણે મેઈન મેથડમાં ટાઈપ કર્યું હતું
આમ આપણે સફળતાપૂર્વક ક્લાસ બનાવ્યો છે
તો આ ટ્યુટોરીયલમાં આપણે જાવામા ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો તે શીખ્યા
સ્વઆકારણી માટે વેરિએબલ્સ ઇએમપી અંડરસ્કોર નંબર અને ઇએમપી અંડરસ્કોર નામે સાથે એમ્પ્લોયી નામનો એક ક્લાસ અને મેથડ પ્રિન્ટેમ્પલોયી જે કે કર્મચારીની માહિતીને દર્શાવે તે બનાવો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે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
અમને જોડાવા બદ્દલ આભાર